સતત વરસાદી મહોલને લીધે Seasonal રોગચાળા પર પણ વર્ષ્યો છે અને તાવ શરદી ઉધરસ ઝાડા ઉલ્ટી સહિતના case વધી રહ્યા છે તો બીજીબાજુ corona એપણ માથયુ ઉચક્યું છે છેલ્લા ત્રણ દિવસથી સવારના સમયે ટાઢો પવન ભાવનગર શહેરમાં હોવાથી શિયાળા જેવો અનુભવ થાય છે. તો બોપરે સૂર્ય પ્રકાશ ખીલતા ઉનાળા નો આધાર હોય તેવો તડકો જોવા મળે છે. જયારે બોપર બાદ સાંજના સમયે વાતાવરણ માં પલટો આવે છે અને ચોમાસુ આવી ગયું હોય એવું લાગે છે. આમ એકજ દિવસ માં સવારે શિયાળો બપોરે ઉનાળો અને સંજબાદ ચોમાસાનો અનુભવ થાય છે. શિહોર તાલુકાના તાના ગામે ગત ચોમાસા સર્જન ઓછી કહીશકાય એટલો વરસાદ પડ્યો હતો વાવણી લાયક વરસાદ પણ બહુ મોડો પડ્યો હતો એનાથી વિપરીત આ વર્ષે ઉનાળાના પ્રારંભે તાણા ગામે દોઢ થી બે ઇંચ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો તાણા આજુ બાજુ ના બુદ્ધના લવયક વર્વ ફોરલી બેકડી અગિયારી વાવડી બોરડી સહિતના ગામોમાં ઝાપટા વર્ષી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે

ભાવનગર Corporation ના Commissioner થોડા દિવસની રાજા પર ગયા છે પરંતુ Deputy Commissioner સહીત ના ઓએ Commissioner દ્વારા કરવામાં આવતી કાર્યવાહી યથાવત કરતી હતી એની શિવાજી Circle ભાવનગર સહિતના વિસ્તારમાંથી એકત્રીશ જેટલી cabin જપ્ત કરી હતી

આજે શહેરના ભારત નગર બાર નંબર ના bus stand પાસેથી ત્રણ cabin જપ્ત કરી હતી અને બે કે cabin અને અ સ્થાય પ્રકારના દબાણો દૂર કાર્ય હતા તેમાં શિવાજી Circle પાસે અખિલેશ રોડ પર શાકમાર્કેટ વાળા રસ્તેથી સત્યાવીસ જેટલી cabin જપ્ત કરી હતી એને પંદર જેટલા એટલા હટાવાયા હતા તદ ઉપરાંત અખિલેશ Circle Corporation ના Community Hall હોલ ની દીવાલથી એક cabin જપ્ત કરી શિવાજી Circle રોડ પરના પાક બાંધકામ વાળી દુકાન દૂર કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરત નગર અને શિવાજી Circle સહિતના વિસ્તારોમાં અગાઉ પણ પ્રમાણ સાત્વનની કામ ગિરી કરી હતી આજે દબાણ હતા અને ની કામગીરી વિભાગનીય અધિકારી ઓને સાથે રાખી Deputy Commissioner બ્રમ્હભટ્ટ દ્વારા કરવામાં આવી હતી Commissioner રાજા પર જતા હાલ માં collector ને ચાર્જ સોંપવામાં આવ્યો છે પ્રતિબન્ધ Plastic driver માં ફર્શન વાળા ઝપટે ચડી ગયા હતા અને દુકાનમાં છુપાવી રાખેલા Plastic ના ઝબલાનો રસ્તો જથ્થો Corporation દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો ભાવ ભાવનગર શહેરના અને ખીંધુ વાસ હતોના વિસ્તાર માં વીજન્યો દ્વારા મિલ્કત ખરીદવામાં આવતી હોવાથી ભાવનગરના અરસનાતારો લાગુ કરવાની માંગ સાથે આજે રેલી સ્વરૂપે collector કર કચેરીએ રજુઆત કરી હતી જેમાં સરકારને કહો અમને પણ ગુરખા આપે અમારી સુરક્ષા નહિ નહોવાનો મહિલાઓયે આગરષ્ઠ પાલવ્યો હતો ભાવનગર શહેરના ઘણા હિન્દૂ વિસ્તરોમાં ચોક્સ વિધર્મી સમુદાય દ્વારા કેટલાક મકાનો ઉંચી કિંમતે ખરીદી હિન્દૂ વિસ્તારોમાં દુષ્પ્રભાવ ઉભો કરી બાકીના મકાનો સસ્તી કિંમતે પડાવી હિન્દૂ સમાજને હિજરત કરવામાં આવતું હોવાના આક્ષેત્ર સાથે વિશ્વ હિન્દૂ પરિષદ ના નેજા હેઠળ

અડધી કલાક અમને આવેદન પત્ર પાઠવ્યું હતું પરંતુ રજૂઆત કરવા આહલા મહિલાઓનો collector ને મળવાનો આગ્રહ હોવાને કારણે આજે પોચા અભ્યાન તેમજ હેટવેવ સન્દર્ભે collector ની meeting શરુઆતથીજ ની વચ્ચે collector એ મળવાની મન્જુરી આપી અને મહિલાઓને રોગજીવક માટે બોલાવી હતી રજુઆત દરમ્યાન collector સમક્ષ અન્યના શહેરોમાં પણ લાગુ કરવામાં આવે છે પરંતુ અસનઢારો ભાવનગરના અટકાવામાં આવતો હોવા સાથે તે ઓનો અવાજ ડ્રગ સુધી નહિ પહોંચાડવામાં આવતો હોવાથી આયા વરથા આવી હતી તેમાં વિધર્મી ઓન ત્રાસ અને ભાવિ પેઢી માટે લાલ બત્તી સમાન સમાન હોવાનું જણાવ્યું હતું તે સન્દર્ભે collector ડીકે પારેખ પારેખે સરકારને રજુ આત ફો ચડવાની ખાતરી આપી હતી ભાવનગર જીવનમાં માળખાની સાથે virus રોગ ચલણી Season પણ સારું થઇ ગઈ છે. જેમાં આજે Corona positive નો એકનવો case નોધાવ્યો હતો જયારે ત્રણ દર્દીઓ corona મુક્ત થયા હતા આમ ભાવનગર શહેરમાં હાય કુવર દર્દીઓ corona ની સારવાર માં છે. આ તમામ દર્દીઓ ધરે રહીને corona ની સારવાર કરાવી રહ્યા છે. ભાવનગર શહેર ના ભરત નગર વિસ્તારમાં આજેઓગનસહીઠ વર્ષના મહિલાને corona ના લક્ષણ દેખાતા તેઓનો રોગનો Test કરાવવામાં આવ્યો હતો અને તેઓને corona Positive જાહેર કરવામાં આવ્યા હતા તો બીજી બાજુ આજે કોરોના corona Positive ની સારવારે ગયેલા ત્રણ દર્દી ઓને રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા આજ સુધીમાં તેઓએ પેકી એકવીસ હાજર છસો સતાણુ દોઢ દિવસ સાજા થઇ ગયા છે ત્યારે સોળ દર્દીઓ હાલ corona ની સારવાર લઇ રહ્યા છે.

તો આપડો topic છે environment environment એટલે કે પર્યાવરણ પર્યાવરણ તો આપડે જોઈએ કે પર્યાવારણ માં અત્યારે ગણી બધી સ્તીથી જોવા મળે છે શુદ્ધ પર્યાવરણ કહીએ કે જે આપડે ખરાબ પર્યાવરણ કહીએ પર્ય્યાવરણ આપડે જોવા જઈએ તો સારું પર્યાવરણ જેટલું સારું હોય ને એટલું જ સ્વાસ્થ્ય આપડું સારું રહે આપડે india જોવા જઈએ તો અત્યારે પર્યાવરણ બઉ જ ખરાબ જોવા મળે છે જોર જોર જ્યાં જોઈએ ત્યાં ધુમાડા બઉ અવાજ આપણને બઉ તકલીફ થાય એટલે આપડે india જોઈએ કે આપડે જો factory જે chemical જ્યાં company વાળા ઇલાકા હોય ત્યાં પર્યાવરણ બઉ દુષિત વાતાવરણ ખુબ દુષિત બઉ ધુમાડા ચાલતા હોય તો

એટલે વાતાવરણ નું જ નુકસાન નહિ પર્યાવરણ તો જમીન નું નુકસાન આઅવે આવાજ નું નુકસાન થી આપડે માણસ ને આવાજ નું નુકસાન થાય તો બઉ બધા એના નુકસાન છે પર્યાવરણ ને પછી આપડે પર્યાવરણ ની જાળવણી રાખવા માટે આપડે વૃક્ષો વાવવા જોઈએ વધુ માં વધુ વૃક્ષો વાવવા જોઈએ અત્યારે બઉ વૃક્ષો ની કમી થઈ રહી છે લોકો બઉ ઝાડ કાપી રહ્યા છે પર્યાવરણ નો નાશ કરી રહ્યા છે એવું નાં કરવું જોઈએ અત્યારે લોકો જમીન જડ્પવા ઘર બનવવા જગ્યા લેવા પ્લોટ પૈસા થી લેવા ઝાડ બાદ કાપી નાખે છે એવું નાં કરવું જોઈએ ઝાડ ને કાપવું નાં જોઈએ જેટલું કાપો એના double વાવો ધારોકે એક ઝાડ કાપ્યું તો તેના પાછળ નિયમ કરો કે પાંચ ઝાડ વાવો

અને બીજું એ કે ધોરણ ચાર માં ભણતા હોય એટલે તમને ખબર હશે કે પર્યાવરણ ની ચોપડી આપવા માં આવે છે પર્યાવરણ સમજાવવા માં આવે છે

એટલા માટે સીખાડાવવા માં આવે છે એનું કારણ એ જ હોય છે કે તે મતલબ પર્યાવરણ માં જે મતલબ કચરો નાખી જાય છે માણસો plastic નો use ગણો બધો થઇ રહ્યો છે અને બીજું ગણી બધી આ globe warming છે એના કારણે csc છે c o two છે એનું પ્રમાણ પણ ખુબ વધી રહ્યું છે પેલા c o two પ્રમાણ બોત્ઇતેર ટકા આસપાસ હતું હા થોત્તેર ટકા સુધી પોકી ગયું છે એનું કારણ શું કે જે આપડે જે વાહન ઓ અને વાહનો જે ચલાવે છે અને એ ધુમાડો નીકળશે પછી એ ધુમાડા માં ખુબ જ ખરાબ પ્રદુષણ થતું હોય છે તેના કારણે પર્યાવરણ એટલું ગરમ એટલું ગરમ રેવા માંડ્યું છે કે જેના કારણે કેટલી કેટલી ગરમી વધી છે એટલી બધી એટલા પ્રમાણ માં ગરમી વધી છે કે પેલા આપડે મતલબ આપડે પેલા ચાળીસ આસપાસ celsius રહેતું જે હાલ જે અડતાળી celsius સુધી પહોચી ગયું છે એનું કારણ શું હોય છે કે આજ csc c o two C O twoC O two ખુબ જ વધારવા માંડ્યા છીએ હા એ બી છે પછી આપ્પડે જોઈએ કે પર્યાવરણ માં નુકસાન થાય છે જોઈએ તો કઈ જનાવર ની વાત કરીએ આપડે જાનવર પ્રાણીઓ ની વાત કરીએ તો કેવું છે કે પરની ઓ ની વવત ગાય ભેસો સમજી લો કે કેવું છે લોકો ને ગાય ભેશો મરી જાય ને તાય્રે ખુલ્લા માં નાખી દે ખુલા રસ્તા માજેથી બઉ તેની વાત આવે બદબૂ આવે તેથી હવા નું પ્રદુષણ બઉ થાય એટલા માં તે જી ને જ્યાં નાખેલી હોય ત્યાં સુધી તો અઠવાડિયા સુધી બઉ વાસ આવતી હોય અને હવા નું પ્રદુષણ બઉ થતું હોય પછી એ રીતે ગાડીઓ ગાડીઓ public ગાડી ઓ માં બઉ દુમાળા કાઢે છે ને હવે તો સરકારે કઈક નવી jack કાઢી છે battery અમુક ગાડીઓ ચાલતી હોય છે બાર ની country માં તો કેવું છે ધુમાડા વાળી વાહન જ બંદ થઇ ગયા છે લગભગ most of વાળા જ charging વાળા જ battery વાહન ચાલુ થઇ ગયા છે મોટા મોટા વાહન હોય કે નાના વાહન હોય પછી એ રીતે પછી એ રીતે જોઈએ તો પેલા સૌચાલય સૌચાલય તો હવે બધા ના ઘરે શહેર શહેર બધા ના ઘરે છે જ સૌચાયલ તો પેલા સૌચાલય નતું તો બઉ એનું બઉ ગંદી રીતે હવા નું પ્રદુષણ થતું public ખુલ્લા માં સૌચાલય કરતી કોઈ આવવા જવા માં આપણને તકલીફ પડતી પછી ક્યાય રસ્તા માં એવું હોય તો તમને તકલીફ પડે બઉ જ હવા નું પ્રદુષણ થાય પણ એવું નાં કરવું જોઈએ આપડે પછી સૌચલા માટે સૌચ નો ઉપયોગ કરવો જોઈએ સરકારે તો કે બધા ને ઘરે ઘરે એક સૌચાલય બનાવી આપવા નું એ હમણાં પૂરી થઇ છે જે સરકારે કામ સારું કર્યું કે તેને હવા નું પ્રદુષણ થતું અટકાવ્યું પછી અત્યારે જોવા જઈએ તો વાહનનો અવાજ એ આપડી જોઈએ જ છીએ બઉ trend ચાલતું હોય તો bullet વાહન તે બઉ અવાજ કરે બઉ voice pollution કરે હવે એવું છે કે બ bullet police કરે તો તરત અવાજ pollution પકડી ને લઇ જાય કે ભાઈ તું અવાજ નું પ્રદુષણ કરે છે તો તેનું પણ પ્રદુષણ અટકી જાય છે પણ પર્યાવરણ એવું છે કે આપડે એન બચાવવું જોઈએ પર્યાવરણ માં કોઈ એનનું નુકસાન નાં પોકતું હોય નુકસાન પોચે નુકસાન પહોચે એવું નાં કરવું જોઈએ એને સારી રીતે સારો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણ બીજું કે જળ ક જળ નું પ્રદુષણ થતું હોય છે નાના પાયે પ્રદુષણ ગણવા માં આવીએ તો આપડે બધા લોકો તે ગાય ને નવડાવે છે નજીક નાં તળાવ ઓ માં જે પાણી પીવારતું હોય ને તેમાં જ નવરાવે છે પછી કોઈ કપડા ધોવે છે તે ત્યાં નાય એ છે તે નાના નાના પ્રમાણ માં પ્રદુષણ કહીએ ચી અને જે મોટા પ્રમાણ માં પ્રદુષણ કહીએ તો મોટી મોટી steamer હોય છે મોટા મોટા જહાજ ઓ હોય છે જો તેમાં થી કોઈ પ્રકાર નું leak અને જે તેલ છે યા તો કોઈ બીજી product પડે અને તેના કારણે problem એ થાય છે કે ત્યાં તે મતલબ ત્યાં માછલીઓ રહેતી હોય છે ને તો તે પાણી તો પીતી જ હોય જે પાણી એ તેલ વાળું યાર એ જ પ્રકાર નું પાણી એ પીવે ને એટલે મતલબ એમને નુકસાન થાય છે સરીર માં અને તે કારણે એ મરી જાય છે અને મરી જાય છે તેમાંથી એક પદાર્થ ઉત્પન્ન થાય છે એ એ પદાર્થ નાં કારણે આપડા જેવા લોકો fishing કરતા હોય છે ને તો તેમને નુકસાન કરે છે અને બીજું કે પાણી માં પ્રદુષણ તો કયું કેવા પ્રકાર નું કે chemical વાળું જે પાણી હોય છે ને જે તે refine કરી ને વાપરે જ છે અને recycling જે પ્રદુષણ થતું હોય છે ને તે લોકો તેનું recycling કરતા નથી કારણ કે recycling કરવા માટે ખુબ જ ખર્ચો થાય છે અને જે મોટા મોટા plant ઓ લગાવવા માં આવે છે એના તે plant ને તે plant ઓ થી બચવા માટે અને જે પૈસા ભરવા પડે ને જે gst વી એસ ટીલાગે ને એ પૈસા બચવવા માટે એ પાણી ને ખુલ્લે ખુલ્લા નદીઓ માં હોય તળાવ માં હોય મોટા મોટા સરોવર માં હોય બધા નાખી દેવા માં આવે છે અને તેના કારણે ગણ બધા ને એવા બધા જે જેરી જે જેરી મતલબ પદાર્થો હોય ને તે માછલીઓ ના ખાવા માં જાય છે બચારી માછલીઓ ને ખાવા માં જાય અને એના કારણે માછલીઓ પણ ગણી બધી નાશ પામતી હોય છે એટલે આ વસ્તુ આ ખોટું છે હા આપડે જોયું કે પર્યાવરણ આપડે કહીએ કે પર્યાવરણ ને આપડે જેટલું પર્યાવરણ ને response આપીએ એ પ્રમાણે વળતર પણ મળે આપડે જેટલું પર્યાવરણ સાચવીસું આપડે જેટલું રાખીશું એટલું આપણને વળતર પણ આપશે જેમ્મ કે આપડે સારા ત્રણ ચાર વૃક્ષ વાવી દીધા તો વૃક્ષ થોડા time માં એક બે વર્ષ ના એ ઝાડ બઉ મસ્ત તૈયાર થઇ જશે કઈક ફળ આપશે કઈક fruit કઈક તો આપશે એ આપડા પર્યાવરણ ની સારું કામ કેવાય પછી આપડે પર્યાવરણ માં જોઈએ ને કે હાલ આપડે વાત કરી તમે વાત કરી કે આપડે પાણી નું પ્રદુષણ કહીયે પાણી નાં પ્રદુષણ માં અત્યારે public બઉ બઉ પાણી નું બઉ પ્રદુષણ પાણી નું મતલબ બઉ વેડફ વેડફી રહ્યું છે આપડે એવું નાં કરવું જોઈએ કે અત્યારે જ્યાં પાણી નથી ત્યાં ત્યાં જી ને પૂછો ને તો ખબર પડે કે પાણી છે શું આપણને પાણી મળ્યું છે તો આપડે બઉ bindass થી ઢોલીએ છીએ એમાય નાવા ગયા હોય ને બે થી ત્રણ બાલટી તો ઢોળી જ નાખે એક બાજુ થી પેલા પલાળવા માં કાઢે બીજી બાલટી સાબુ નાખવા માં અને ત્રીજી બાલટી માં તો બધું ધોવા માં ને કરવા માં નાં હજુ તો કોરો જ રહી ગયો છું એમ કરી ને બધું પાણી તો ખુબ વેડફી નાખે એક થી દોડ બાલટી ગણી થઇ ગઈ આપડે પાણી પાણી વસ્તુ એવી છે ટીપું ટીપું બચાવીસું તો આપડા માટે અત્યારે ખબર છે કે પીવા લાયક પાણી કેટલું છે ત્રણ કે ત્રણ થી ચાર ટકા એક ચાર ત્રણ માં ખરું પાણી છે એક ભાગ માં પીવા લાયક પાણી છે તો ચાર ટકા ભાગ માં થી એક ટકા ભાગ પીવા લાયક પાણી છે તો જેટલું આપડે એન બચાવીસું એટલું એનું બચત થશે અને આપડે જેટલું ખરાબ હશે ને વેડફી નાખ્સું તો તો પછી આપણને એનું નુકસાન પણ થશે જો થોડા time માં જોવા જઈએ તો આપડે ખૂટી પણ પડે પાણી એવું કોઈ નથી સારું છે કે કુદરતી આપણને એવું કઈ નથી આપડે ચાલ્યું આવે છે ચાલતું રહશે પર્યાવરણ તો આપડે એ કેવાય કે ગણી જગ્યા એ તો એવું લાગે છે કે જોવા મળે છે આપડે પર્યાવરણ કઈ મોટા મોટા પત્થરો છે મોટા મોટા જે ઝરણા પડે છે ત્યાં પર્યાવરણ તો જોવા જેવું છે કે ત્યાં પ્રાણીઓ રહેતા હોય શુદ્ધ હવા મતલબ બઉ આપડે આમ ખુશ થઇ જાય કે સાલું આમ કહેવાય કે હા જન્નત માં અઆવી ગયા આપણને એવું લાગે પર્યાવરણ વસ્તુ જ એવી અને બીજું કહીએ તો હવાનું પ્રદુષણ તો હવા ના પ્રદુષણ નું એવું હોય છે કે આપડે જે freeze ઓ છે refrigerator ઓ છે અને બીજા મોટા મોટા જે containers એ એટલે મતલબ જેમાંથી

જે પૃથ્વી નાં ઉપર જે ગાબડું જે આપેલું છે ને તેના કારણે સૂર્ય સીધો direct સીધો ઉર્ય ના અંદર થી ગામાં કિરણો આવે છે અને ગામા કિરણો direct માણસ કાતો ગમે તે પરની હોય ત્તેની ચામડી પર અસર કરે છે અને cencer કરે છે ચામડી નું

આવે નાં આવે ને એવું લાગે બે થી ત્રણ ગોળા side માં કોક ને ચાલુ કરી દીધા હોય ને એટલો તો બઉ તડકો પડે છે મતલબ આપડો ને હવે બાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે

અને બીજું કે ગણી બાગાયતી ખેતી થાય છે મતલબ ચીકુ બીકુ ની મોટી મોટી મોટા પ્રમાણ માં ચીકુ છે પછી ગણી બધી જે બાગાયતી ખેતી છે ને ગણ મોટા પ્રમાણ મમા થાય છે જેમાં green બ green કલર ની જે નેટ પાથરવા માં આવે છે અને એમાં દેસી હળ ચલાવવા માં આવે છે જે મતલબ સત્તર થી અઢાર celsius તાપમાન માં રાખવા માં આવે છે અને તેના કારણે અને ફાયદો થાય છે શું એમાં જેટલી મતલબ condition માં મતલબ જેટલી ગરમી જોઈતી હોય જેટલી ઠંડી જોઈતી હોય પાણી જોઈતું હોય એ બધું પ્રમાણ માં મળી રહેતું હોય અને અને તે બાગાય હાલ હાલ બી ભાવ હાલ કોઈ બી ખેતી માં છે ને સૌથી વધરે પ્રમાણ માં ભાવ છે ને બાગાયતી ખેતી અ જ આવે છે કારણ કે બાગાયતી ખેતી ને જેટલું જે જોઈએ છે એ વસ્તુ પ્રમાણ મળી રહે છે જ્યારે આપડે આ બધી ધાર્મિક ખેતી કરીએ છીએ ને એમાં નુકસાન એક જ થાય છે કે અગર વરસાદ વધારે પડી ગયો ને તો તો તેના કારણે બગાડ થઇ જાય છે તો આપડી જે ખે આપડી જે ખેતી કરેલી મતલબ કરેલી હોય છે ને તે નુકસાન આવે છે અને બીજું કહીએ કે વધારે ગરમી પડી જાય તો એના ઉપર થી જે કોસો હોય એ ખુબ નરમ નરમ થઇ જાય છે તે બગડી જાય છે જો નુકસાન બઉ થાય છે તો આપડે જ જોઈએ કે

પરિવાર માં પરિવાર માં ત્રણ પ્રકાર ના તે ઋતુ પ્રમાણે જેને આપડે ઉપયોગ કરીએ જેને સારી રીતે આપડે અનાજ વાવવી સારું ફળ નીકળે શિયાળા માં જે અત્યારે ઉનાળો બેઠો જે શિયાળો ચાલુ હતો શિયાળા માં આપડે ઘઉં ઘઉં સીજન જો કહીએ તો ઘઉં ની સીજન માં કેવું જે અત્યારે બઉ ઠંડી પડે છે સારું છે કે કુદરતી ઠંડી આલી છે

તો પછી તો કે ઉનાળો ઉનાળા મા તો સીજન આવે કેરી ની જો ઉનાળો બરાબર નાં આવે તો પછી કેરીઓ બરાબર પાકે ના ચોમાસું ચોમાસા માં જોઈએ તો ચોમાસા માં હા આપડે એ બી જોઈએ કે પર્યાવરણ નું ચોમાસું આવે ને ચોમાસા માં જે પાણી આવે આપડે એને વેડફવું નાં જોઈએ આપડે જે ઘર આગળ જે પાણી જે પડ્યું રે પાણી નો એવી જગ્યા એ નિકાલ કરવો જે એક જગ્યા એ ભેગું થાય ભેગું થાય તો આપડે તો પછી એને recycling કરી ને તેનો ઉપયોગ કરી શકીએ આપડે ભાણી ચુક્યા છીએઆ બધું પર્યાવરણ માં આમાં આપને પછી કઈક એ રીતે ઉપયોગ કરીએ કે પછી કઈક સારો નિકાલ સારી રીતેકઈક ખાવા પીવા માં વાપરવા ઉપયોગ કરો વરસાદ નું પાણી બચાવવું જોઈએ જેને એકઠું કરવું જોઈએ જેથી આપડે પાણી નો ગણો બચાવ થઇ જાય અને બીજું એવું કે કોઈ બી પદાર્થ મતલબ કોઈ બી પ્લાસ્ટિક હોય પ્લાસ્ટિક તેને use ખબર આપણને ખબર છે કે તે હવે નસ્ટ થવા નું નથી તો તેનો recycling કરો એવું નહિ કે ફેંકી દો અને મતલબ west કરો હા હા જોયું હા હા મેં જોયું કે ગણા લોકો મેં જોયું કે ગણા લોકો અત્યારે પ્લાસ્ટિક ને દરિયા કિનારે પ્લાસ્ટિક દરિયા માં ફેંકી દે છે જેના થી આપડે માછલીઓ ને બિચારીઓ ને બઉ તકલીફ પડે છે માછલા ઓ મરી જાય છે જે ખાય જાય છે તો એ માછલીઓ મરી જાય છે એવું નાં કરવું જોઈએ અને બીજું કે તેના અંદર ત્રણ પ્રકાર ની prosess થાય છે recycling એના કારણે કે પેલા તમે મતલબ પતરા હોય તમે મતલબ કોઈ ચીજ પ્લાસ્ટિક હોય આ હોય તે હોય તો તેને તમે આપો તો તેને મતલબ crush થશે પછી તે મતલબ એનો આકાર આપશે એનો મતલબ use વારંવાર વારંવાર થશે તો એક ની એક વસ્તુ વપરાશે પેલું તો શું થઇ જશે કે બધા તેને ફેંકી દેશે તો એટલે એટલે લાગે છે કે માણસો ને ખુબ જરૂરત છે એટલે તે વધારે માં થી વધારે પ્લાસ્ટિક બનાવે છે અને જેના કારણે ખુબ જ પ્લાસ્ટિક હાલ મતલબ ભારત માં તો જોઈએ તો પ્લાસ્ટિક નું પપ્રમાણ ખુબ જ એટલે ખુબ જ પ્રમાણ માં થઇ રહ્યું છે એના કારણે બઉ ગાયો છે ગણા બકરાઓ બકરાઓ મતલબ જે છુટા જે છુટા પ્રાણીઓ છે ને એમને ખુબ જ નુકસાન થાય છે કેમ કે એમને ખાવા તો મળતો નથી ખાવવા તો માણસો આપતા નથી અને બીજું કે તેને હાલ ઝાડવા એટલા ઊંચા થઇ ગયા છે કે તે પોતાની ડોક પણ ઉંચી કરી ને ખાઈ સકતા નથી અને બીજા કઈ ઝાડવા માં protein એ જે જોઈએ ને એ પ્રમાણ માં મળતું નથી અને કઈ ખાવા બી મળતું નથી એટલે તો એ શું કરે કે બીજી બીજી જગ્યા એ કુદાદન ત્યાં જઈ ને ખાવા નું શોધતા હોય છે અને પછી જે ખાવા નું દેખાતું હોય છે એ તો તેના હાથ તો નથી કે તે ખોલી ને ખાઈ સકે એટલે direct ખાઈ લે છે અને direct નાં કારણે જે જે પ્લાસ્ટિક હોય છે એ પ્લાસ્ટિક તેના ગળા માં ફસાઈ જાય છે ને ફસાવા ને કારણે અમુક વાર તો મૃત્યુ પણ થઇ જાય હા જોયું અત્યારે જોવું જ છું અત્યારે જ્યાં રહું છું ત્યાં પ્લાસ્ટિક નું બઉ બઉ પ્લાસ્ટિક ના બઉ મોટા ઢગલા છે ત્યાં છે કે કુતરા છે કે પ્રાણી છે કે તે રખડતા રખડતા ત્યાં ઢગલે પોકી જાય પોકી જાય ને ત્યાં ખાવા નું મળે કે ભીનો કચરો છે કે ખાવા નું હોય તો પછી એ લોકો છે ને થેલીઓ બધી ફાડી નાખે નહિ તો થેલીઓ ખોલી નાખે તો મોઢે થી જે થોડું ગણું ફાટ્યું એ ફાટ્યું પછી બીજું એ થેલી સાથે ખાઈ જાય પછી એ ખાવા નું તે ખાઈ જાય તો પછી ગળા માં ફસાઈ જાય ગળા માં ફસાઈ જાય તો પછી એ લોકો ને રોગ થાય પછી એ લોકો નું operation થાય પછી એ આમ પ્રાણી ઓ મારી જાય કોક ખાઈ જાય તો એવું બી થાય પર્યાવરણ વસ્તુ એવું છે આપડે એને જેટલું સાચવીએ જેટલું આપડે એને સારો response આપસો જેના થી એટલો સારો response મળશે અને ભાણી ને આવ્યા છીએ કે પર્યાવરણ વિશે હા હા કે globe warming જેવું છે બઉ સારા અત્યારે બધું રીતે જો આપડે એવું નહિ કે પર્યાવરણ નાં લીધે કે પ્રાણીઓના લીધે કે કોક ખાવા પીવા ના ખનીજ પણ ખૂટવા લાગ્યા છે પછી અમુક સમય માં તો petrol diesle ખૂટી જશે તો આ છે કુદરતી આપેલી વસ્તુ છે એની આપને કદર નથી અને કદર નાં થાય તો વસ્તુ ખૂટવા લાગે પછી આપડે એવું નાં થવું જોઈએ કે પર્યાવરણ જો કૌશિક ભાઈ અઆપડે સારી રીતે તેનો ઉપયોગ કરવો એના સારા કામ માં વાપરવું જોઈએ તેને કોઈ પ્રદુષણ નહિ અવાજ પ્રદુષણ નહિ આ ગાડીઓ મોટા ભાગે ગાડીઓ ના આવાજ પ્રદુષણ હવા નું પ્રદુષણ દુમાળા થી પછી પાણી નું પ્રદુષણ કચરા થી હા એના પછી આપડે એનો પછી એટલો નાશ વિનાશ નાં કરવો જોઈએ પર્યાવરણ ને બચાવવો આંગળીએ નવલકથા, ઉઠતા વેંત ટીહાએ જોયું તો હજી વાલજી નહતો આવ્યો. એને વેણ દીધું હતું કે તમારે મને સાદ દેવો નહી પડે. પણ એના પગલા હજી કઢાતા નહોતા. ટીહાને લાગ્યું કે એની આંખ મોડી લાગી હતી. ખાસ મોડું હશે તો શાનો વાંક વહેલો? ટીહાએ કાન માંડ્યા. હજી કાકાની સારંગીએય શરુ નહોતી થયી. અદાનીની જાપડી ખસેડી એ આડો આવતો. થઇને હજી થોડી વાર હતી દૂધ ક્યાંક મરઘાની બાટ સંભળાતી હતી પીધેની દીવાની દિવેટ સહેજ ઉંચી થઇ હતી અને માણસના મોઢે ઉછળતા ઝીણી કાછડીના હુક્કામાં નવું પાણી રેડાતું હતું. દાંતાને દાઢ માં લેતા જ એને ખ્યાલ આવ્યો કે હજુ બે ગજ વણવાનું બાકી હતું. ગોખલાને ફાનસ ઉઠાવી સીધો સાઢમાં બેઠો ને લેખાજાતા ગીતને દાઢમાંથી ડાગરી સરી પડી. એને જાત પર હસું આવ્યું. હારું મોંમાં કોઈ કોઈ હોય છે એનું ભાન નહી રહે જગ્યામાં કોઈએ કરેલું દાતણ પણ ને ગોદડી બદલી. હું જ મોડો છું આ બે ગજ નથી વણાયું તો આવ અહી મેલીને જવું પડશે. એટલું વેહ પડતા ખટ ખટ ખટાખટ એના કાંડામાં પડવા દેવા માંડ્યા. કાકાએ ગળું ખંખેર્યું સારંગીનો નાદ ભવનકાકાનો ભર્યો ભર્યો સાદ અને એમાં તાલ પુરતો હોય એવો ટીહાનો નો પટકાર. ના આછા દિવસે જાણે અમ દૂધવાની રિસાઈ ગયા. સવલીએ ઘડતીમાંથી માગણી થતી એવી માં

ને કહ્યો અને શંકાના ઘરની પછેટ વટાવતો વાલજી બે ભવનકાકાની પાસે પહોચ્યો અને એમાં એમને જમણો હાથ મેલીને ટીહાને પડ્સારે આલી દીધો. ટીહાએ

મને જ પૂરું કરાવે તું મને મારી હેઠે જ ગણવાનો. હેઠે જ આ શરત લગાવી દઉં. આ મારું પોતે જોઈ લેજે આના દામા આ ચૂકવવાના. હસતો હસતો ટીહો સાઢમાંથી બહાર નીકળ્યો. વાલજીએ દીધી અને ટીહા પર

ખરું નકરું સંભળાવી દીધું હતું. ટીહાને હંધુય પતાવાનું રહ્યું હતું. સાંભળવા વાળાને લાગે કે આવા સવારે એકમેક ના મોંઢાય નથી જુવે પણ રીતે આ બે જણા જુદા જ રહ્યા હતા એક શ્વાસ હતો તો બીજો ઉચ્છવાસ હતો, એક જીવ હતો તો બીજો માયા હતો, જનમ્યા ત્યાના બેયના કોળિયા જુદા પણ મન અને મમતા એક જ સુખી રહ્યા હતા. ખાધેસુધે સુખી હતો ને બેય પાંદડે લીલા હતો. ને જે બીજું હતું નીચું હતું તારા નેણા પ્રતાપે મારા માણહ ના રહ્યા. ટીહા, વાલજીની હંમેશાની રચના હતી ને ને એની તમામ ન રહેતી. દોઢેક વર્ષ એ આમ વાલજીથી નાનો હતો. પણ દિલદાર એ મોટો હતો. હજી પરણ્યો નહતો. એ એને પરણવાના તમામ પાસા જતા હતા.

લોભે જીદે જાણે સારી એકને એક પછી નહી. એક વર્ષને આંધે માં બાપ બેય મેલીને લાંબા ગામે એક અઢારનો બાપાને પણ માંના મરણ પછી બારમાની વાત આવી ત્યારે એને મોઢે ફેરવી બેઠેલું. નાતીલાએ એને માથે છાણા થાપવાનું બાકી ના રાખ્યું. બાપ બાપના લોભ છે, રાણી છાપના રૂપિયા એના વર્તાયા જ નથી. આપણે માન્યું હતું કે માં બાપ બેયનું ભેરુ કરશે પણ આવું તો કેવું કોઈ બારણે નહી ચડે કે ચડવા પણ નહી દઈએ. સગાવ્હાલા એને સીધો

કમાતા હોય પુત્ર એમની સંગાથે ગયા. હવે પાછળની કાળે ધંધે લોક દેખાડે માથે નહી જાઓ તમતમારે જાતે જે કરો એના માટે અણગમતા ગુસ્સા અને ભવનકાકા એકલાનો સાથ, એ ખુલ્લે ઉઘાડે કોઈને કશું ના કહે પણ એમના અંતરમાં ઉગતું અને સામે ચાલીને શીખ દે, માંના મોત પછી ભવનકાકાએ પરમાર્થની વાત કહેલી, કહેતા કહેતા શીખ દીધેલી અને ટીહાના ગળે ઉતરી ગયેલી

વાત કરવાનો બોલ દેવા લાગ્યા એમ ટીહો પંથકમાં પંકાતો થયો, ખાવા પીવાના હાથે ઉદ્ધમનગરમાં ટીહા હાથ રંગાઈ ગયા. એમા વાલજી નરમ. ગ્રામ આખાને ટીહાને વાત સાચી કહે એવા બે, એક વાલજી અને બીજા ભવનકાકા. પણ ભવનકાકા નો ભરોસો નહી. એ પેઠીની જગ્યાએ ભભૂત ચોટાડી દે. એમાંના એક, આ વાતે વાલજી એમને જાતને જ વિશ્વાસ, પણ એની કોઈ જ નહી. વાલજી વાત પૂરે સાચો પણ સમજાવાની શાણી વાતે એને અને ટીહાને નખરાળી નાળ વિનાની તમામ વાતે પૂરો રસ. એને ની બાંધવાની વાત એમ રગેરગના પારખું પણ આ નહી. વાલજીને ટીહો થાળે નહી પડતો, જવા દો ને. એને એવું ખાધામાં રસ, ધનિયાણી આવે તો ઘરમાં હંધે તાળા દેવાઈ જાય. વાલો, વાલો ભાઈ શા હાતર સામે મોઢે આપતા વારે, આ લોકલાગણી વયાણું ગળું ચીરી નાખે. વાલજીની વહુ કંકુ પહેલા આણે આવી ત્યારે એણે ટીહા દિયરના દીદાર કરેલા. નાનો હતો ટીહો વ્યવહારમાં નહી ચુકેલો. હાથે રામજીને એણે વાલજીના અર ખુલાસો કરેલો ને કંકુ એના આંગણા પરે આવી ગયી

ઉઠકશે. કાલે બીજું જશે ભાભી આપણાએ ઓછું ઢાંકે છે? બીજા આપણે પણ ઠરીઠામ થયેલી કંકુને વસેલું ટીહાનું ઘર માનીને આમ પૂજ્યા હો અને હોય તોય આવા ભડ્થા ક્યાય ઓછા પડે. આ જ વાત એ વાલજીને માં બોલશે. તમારી દીથી જાણ્યું છે. મને લાગે છે કે ટીહાભાઈનું સારું બંધબેસતું હશે મળશે. ગોઠવી દો. વાલજીએ આ વાતે મારી તમારી, મારી હાળી. આ વાત મેલું એટલે એમાં મારો જ સમજાય. લોકોને મનફાવતું કહેવાનું મોકો મળે. વાલજીને સારો લે. માં ઘી ઢોળ્યું. તો મન તો જાણે છે આવિ વાત, આવી વાત મારાથી કેમની થાય? પર અર પરદાઢે બાપા આવ્યા હતા, એ આજે ગયા હશે. તમે શેરીએ જતા હતા પણ સાચું કહું, તો સૌ સૌનું જોતા હોય છે. હું આમાં મારા બોલનું સથ નથી જોતી પણ નિત્યા ટીહાભાઈને ભાડું છૂટે. એના મન લાગે છે કે કોઈ ખોટી ભટકાઈ પડે તો એમને ભલાબંધીનું નમખો નહી રહે. વાલજી, વાલજી કંકુને ઓળખતો. એ માત્ર એની ઘરવાળી નહતી, એની સાચી અર્ધાંગીની હતી. પોતે સુખે નરી. ભર્યા ભર્યા ઘરે વાલજીને વરસાવનારી. વાલજીના સુખમાં કશી કમી ના રહી જાય એની વીતી વીતી રાખતી. રાખનારી. બીજે દાડે જતી અને એનું નામ કંકુ વાળી એની વાત એટલી કે સ્વાર્થ ઓછો, પરમાર્થ એક્કો. એટલે વાલજીને તમારા માંથી કોઈનું માનશે નહી. એકવાર એમના મનનું એય જો એવું તો શું હોય પરણવાની વાત ભૂકા ભડકો જ થઇ જશે. મને લાગે છે કે નક્કી આમાં કઈક ભેદ ભરમ જેવું હોય.

ગોઠવી, ગોઠવી ગોઠવીને કેથી જશે એ હારું મને નથી ધાતું. બહારથી બેન કહે કે એક મારા માં ના આવ્યો. પણ એમને નહી કહી શકેલો. એને કહેવા હાતર તે મારા કરતા તું

વાત કાઢી બેઠી, કાઢી બેઠેલો એટલે પણ ટીહાને જયારે એણે ઉડાડવા માંડ્યો તેની વાત ગંભીરતાથી ગણગારવાની ના જ માની. ત્યારે એનો પુત્ર ગુમાવી બેઠેલો તો એમાં સમજ કે તું જ ડાહ્યો ને બીજા બધા ઘેલા મેં એવું ક્યા બોલ્યો તો તમે માનતા કેમ નથી? તારે ક્યારે મારું માનવું એવું લખનું છે એટલે હું તારે મને કઈ નથી ફરોને, બાપ બસ વાલજીભાઈ તો ખરો, એમ વાત ના ઉડાડો. તો તારી મનની વાત કર. મોકો આવવા દે, ત્યારે વારો, મોકો, મોકો એમ ઝાલી ઓછો લેવાય છે?

આગવી વાત છે. તો મને લાગે છે કે હવે તને કહ્યાપુછ્યા વિના ચાલે એવું નથી. તે દાડે તે પેલા મારે તને ભટકાવવાનો છે. મારે ક્યારેય વારો આવવાનો નથી. એક પાર તારી ભાભી મારો જીવ ખાય છે અને બીજી પાર તું સરખો રેહ નથી રેહતો. ઉહ હવે સમજાયું કે કંકુ કેહતી હતી કે તારાથી ડબ્બાની હોય કેજે મારા ની ઉતાવળ હોય તો આગમત કરી લે. મને તારી આ શકલ નથી ગમતી. આ વાતે તું જરા જેટલા નો નથી થતો મારા બોવ સારા લેખામાં હાય નડ્યા છે. હું કશી હાતર નહી જ કહું જો તારે આમ જ હોય તો મોં ફાટીને કહી દે, મને કાલ સવારે આ ઉંબરે પગ નહી મેલું, કહેતા કહેતા વાલજીએ સાદ ગળગળો થઇ ગયો. ટીહાના કાજે અડકાયેલું ખરું. પણ ટીહા એ આજે કોણ જાણે કયા રંગમાં જ હતો. એણે વાલજીને ચોખ્ખું ના જ કહી દીધું. આ ઘર મારા કરતા તમારું વધારે છે વાલા. હું કોણ તને કહેનારો આટલી મારા મનમાં નહી ઉગે ત્યાં લગી તારે આ વાત નહી કાઢવાની. ચોખા ભરવાની છાબડી ત્યાં જ થેલી મેલીને વાળો ઉભો થઇ ગયો અને પગ પછાડીને પરસાળ ઉતરીને ચાલવા માંડ્યો. એની રીસ કરતા ટીહાએ નમતું જોખ્યું. સવારે હરાજી છે. પાછો પડશે. એ યાદ કરશે ને. મેં એટલા પણ અર હરખ તારી સામે નહી બોલું એવો ઈરાદો કરતા વાલજીને હુમેશાની ટેવ મુજબ અનાયાસે કહેવાઈ ગયું. એ તો તું તારા સાદગી નમસ્કાર પ્રકરણ બાર Questionb એક તોફાન દિન આજે દક્ષિણા મૂર્તિના સવાલ ચાલી રહ્યા છે વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહ થી કસાકની તૈયારી કરી રહ્યા છે વાત એમ છે કે થોડા દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓ નાના ભાઈ પાસે જઈને કહે

નાનાભાઈ કોઈ પણ બાબતનું મૂળદ્ર કોઈ પણ વાત ક્યા પૂછશે શું પરિણામ લાવશે કેવી રીતે તેનો વણાંક આપી શકાશે વગેરે બધુ તેઓ તરત જોઈ શકે વિદ્યાર્થીઓ આ સૂચનામાં રહેલી બધી શક્યતાઓને આર્કસ નાનાભાઈ હર્ષ ને કહે જરૂર ઉજવજો તોફાન દિનની દિવસે બધાએ કોઈપણ તોફાન કરવાની છૂટ એમ જ વિદ્યાર્થીઓએ પૂછ્યું હા એમ જ નાનાભાઈએ શાંતિથી કહ્યું રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાનું કેવી મજા એક વિદ્યાર્થીએ જેલમાં આવી જઈ કહ્યું કોઠારામાંથી ઘી ગોળ ખાવા ખાવાના બીજા વિદ્યાર્થીઓએ હોટ પર જીભ ફેરવતા કહ્યું તોફાન એટલે કે તોફાન આ બધું જ તોફાનમાં આવી શકે તેમ કહી શકાય નાના ભાઈએ ગામ ભેજુએ ધારણ કરીને કહ્યું છોકરાઓ નાના ભાઈની આ સંમતિથી બહુ ખુશ થઈ ગયા સંમતિ ખૂબ ખુશ થઈ ગયા પૂછ્યું નાનાભાઈ તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને હા તમે તૈયારી કરવા લાગો પરંતુ હું એમાં ભાગ લઉં તો તમને ગમશે ને ચોર ની ભેગો ઘરધણી ભળ નાનાભાઈએ કહ્યું તમે પણ જોડાશો તો તો બહુ મજા પડશે તમે જરૂર લાગો જરૂર ભાગ લો છોકરાઓ ઠેકડા મારતા બોલ્યા છુટા પડીને તેમની રીતે તોફાન દિન નુ આયોજન કરવા લાગ્યા તોફાન દિનના દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ પછી નાના ભાઈ તોફાન દિનની આગ આગેવાની આગેવાન મંડળીમાં ન હોય એવા પાંચ સાત વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવતા બોલાવ્યા અને કહ્યું જુઓ આપણે તોફાન દિન ઉજવવો છે તેમાં તમને મારી પાસે રાખવા માગું છું નાનાભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે એ જાણીને છોકરાઓ તો રાજી થઈ પડ્યા તાળી પાડવા લાગ્યા જુઓ બિલકુલ અવાજ નહીં થવો જોઈએ આપણા વિદ્યાર્થીને ખબર પડશે કે તોફાનમાં મજા નહીં આપણે આપણે બધુ ખાનગીમાં અને ચૂપચાપ કરીશું નાનાભાઈએ સુક સુકાની તરીકે પાસ આપ્યો બધા એકદમ ડાહ્યા ચૂપ થઈ ગયા નાના ભાઈ આપણે કેવા કેવા તોફાનું કરીશું એક બે જણાએ ધીરેથી પુછ્યું નાનાભાઈએ એક કાગળ લઈને આપ્યું લો કાગળ બનાવો યાદી ચાલો હું એક તોફાન સોચુ નામો કાલ્પનિક છે બેગમાં જઈ વાટકુપ કરી આપી અને કાતર મૂકવી નાનાભાઈએ તોફાન દિનમા કચરાનું ધ્યાનમાં લઈ સતંગામાં લીધો વાહ વાહ નાનાભાઈ તરફ સૂચવ્યું બધા આનંદમાં આવી ગયા અને તેઓએ હાથ તાળી પાડતા જળા જળામા વહી ગયા તેઓને તોફાન તોફાનની ની ખુશાલ મળતી યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં

પટિયાના શોખીન પટિયાના શોખીન ગિરીશ ની હાલત કલટી તો મોં મલકાવે છે ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યુ મહેન્દ્રનો ટાકો ચોરી તેમાં

દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો અને હા કોઈએ ગંધ ગંધ સંધ્યા ન આવી જોઈએ નહીંતર મજા મારી જશે મારી જશે કાલે શતરંજ ખેલાડી કહેલા છોકરાઓ કદાચ વાત ફેલાઈ ગઈ ગિરીશ મહેન્દ્ર આવ્યા નાના ભાઈ પાસે નાના ભાઈએ bag માંથી કપડા કાઢ્યા કાઢીને તેના પાછળ મુકાઈ નાના ભાઈએ ધાર્યું હતું કે તેઓએ પ્રશ્ન તમને પૂછશે કોઈ એવું તોફાન કરે તો આપણાથી ન કેમ પડાય નાનાભાઈ કલે કલેજે બોલ્યા પણ તો તો નાનાભાઈ એમને કેટલું બધું નુકસાન થાય નુકસાન તો થાય જ ને આતો તોફાન દિવસ છે રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને નાનાભાઈ ગંતવ્ય તરફ આગળ વધવા બોલ્યા પણ એતો સંસ્થા સંસ્થાએ નુકસાન થયુ થયુ કહેવાય આ તો વિદ્યાર્થીઓનું નુકસાન થાય વિદ્યાર્થી એકબીજા બતાવવા બોલ્યો પણ વાક્ય તો તે તોફાન દિનમાં માત્ર તોફાન દિનમાં માત્ર સંસ્થાની નુકસાન થાય એ તો નાનાભાઇ વિવેકતા થી પૂછયું સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય મને પણ નુકસાન થાય તોફાન દિનનો તો બધાને સરખો જ લાગુ પડે ને બોલો તોફાન દિન ઉજવવાનો છે ને નાના ભાઈએ ઉમેર્યુ